સ્પર્ધાઓ માં લીધેલા ભાગો તેની યાદો આગળ જઈને બહુ આવે એટલે જો આપણે સ્કૂલ લાઈફ માં હોઈએ સ્કૂલ માં ભણતા હોઈએ તો તે સમયે આપણે મજ્જા કરીજ લેવાની એમ.

એના કરતા આપણે સારી રીતે ભણી લઈયે, મસ્તી ના ટાઈમ એ મસ્તી કરી લઈયે તો થોડું વધારે મજા આવે એમ સર ટીચર સાથે.

પી એસ આય કે આય એ એસ એમાં જવું હોય તો પછી ગુજકેટ ને તે બધી અલગ અલગ પ્રકારની બધી પરીક્ષાઓ ના નામ આપેલા એ એકઝામ કમ્પ્લીટ કરી લેવાની એટલે આપનો નમ્બર તેમાં લાગી જાય તેવું બધું કીધેલું હમ હવે જોઈએ છે મારે સાયન્સ પણ લેવું છે પણ જો એમાં સફર પણ નો થાઉ તો મારે પી એસ આઈ કે આઈ આઈ એસ પણ કરવું છે.

કે નાઈ મારે આ કરવું છે એટલે સપના હમેશા ઊંચા જ રાખવાના

હા રીઝલ્ટ હવે આવી જાય આવીજ જશે આમ તો થોડા દિવસ એક બે અઠવાડિયા માં પછી આપણે નિર્ણય લઈએ કે આગળ જતા શું કરવું છે શું નહીં હવે જો દાસમાં વેકેશન માં ફરીયે બધે ટ્રાવેલિંગ કરીયે પ્રવાસ કરીયે અને અમુક ભણેલા વિદ્યાર્થીઓએ અમુક ભણેલા વ્યક્તિઓએ જેની માહિતી મેળવીયે કે આગળ જતા શું કરાય તમે શું કરેલું તમારે દસમા માં કેટલા ટકા આવેલા એ રીતે અને તમે કેવી રીતે આ પોસ્ટ ઉપર આવિયા એ રીતે આ હમ એ રીતે માહિતી મેળવીયે અને દસમા વેકેશન પસાર કરીયે પછી આ દસમાં ના વેકેશન માં ત્રિપલ સી ઈ નો કોર્સ પણ કરું છું અને સાથે સાથે ગાઈડન્સ માટે પણ એક રાખેલું છે મેં અને તે ઉપરાંત વર્કશોપ માં પણ ગયેલો એમાં આપણને વેદિક ગણિત છે ગાઈડન્સ છે સ્પોકન ઇંગ્લિશ છે એ બધું મુજબ નું પણ શીખવાડેલું અમને એ કોર્સ તો કમ્પ્લીટ થઇ ગયો છે આખરી મહિનો બાકી છે એનો પછી આપણે વેકેશન એટલે વેકેશન માં પણ આપણે પૂરો ફાયદો મેળવી લીધો છે. લાભ કૈયે આપણે વેકેશન નો ઘણો લાભ લઇ લીધો છે આપણે હમ

હમ

એટલે મારી વિચાર છે કે આપણે ગવર્નમેન્ટ સ્કૂલ માંજ ભણવું છે બીજી કોઈ સ્કૂલ માં નહીં હમ અને ગવર્નમેન્ટ સ્કૂલ માં ભણીયે ને આપણે તો બારની બધી એકઝામ આવેલી હોય ને તેની માહિતી આપણે ગવર્નમેન્ટ સ્કૂલ માં મળે પરંતુ જો પ્રાઇવેટ સ્કૂલ માં હોઉં ને તો નધી એકઝામ આવી ને વૈ પણ જાય તો આપણે પ્રાઇવેટ સ્કૂલ માં તેની માહિતી ના શોધીયે આપણે સુધી ના પોહોચે કારણ કે જો તે આપણે પરીક્ષા આપીયે ને તો એની શિષ્યવૃત્તિ ઈ પરીક્ષા આવે ઈ શિષ્યવૃત્તિ હોય સ્કોલરશિપ માટે અને સ્કોલરશિપ માં છે ને તે તે લોકો ખાઈ જાય અને ગવર્નમેન્ટ માં એવું નથી હોતું બધી પરીક્ષાઓ આવતી હોય ને તેની માહિતી આપણને મળે અને જો આપણે તે પરીક્ષા માં પાસ થઇ જઇયે ને તો આપણને સ્કોલરશીપ પણ

માનુ છું હમ હા હા બરોબર હમ હા બરોબર છે એટલે આપણે ભણી લેવાનું ભણવાના ટાઈમે પછી આ આપણી ભણવાની ઉંમર છે તો ભણીયે પછી આપણે ભણીએ તો આપણે સારા લાગવાના? આપણી ઉંમર છે તો ભણી લઈયે. અને આપડે આપણું કરિયર થોડું મજબૂત બનાવીયે એમ ભારત ના સાંસ્ક્રુતિક વારસો નો સ્ત્થાપ્ત્યો ભાષા અને સાહિત્ય ભારત ના ઇતિહાસ મા આપણે એક નજર નાખીએ તો સદીયો થી દ્રિપ ભાષાઓ ઓનો ઉધ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓનો એક બીજા પર અસર કરી અને પ્રભાવ પડ્યો છે તેથી ભાષાઓ ના સમૂહ સાહિત્યમા પરિવર્તન આવ્યું છે અને પરિણામે નવી નવી ભાષા અને નવા નવા સાહિત્ય નું સર્જન થયું છે તેનું ઉતમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે વર્તમાન સમય માં સંસ્કૃત ભાષા નો ખૂબજ પ્રમાણ માં ઉપયોગ થાય છે. જેમકે ધાર્મિક કાર્ય પૂજા વિધિ માં સંસ્કૃત ભાષા નો ઉપયોગ થાય છે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીલવાની ઉત્તમ તક છે. પ્રાચીન ભારત ની લિપિ હડપ્પા સમય ની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમય ના લોકો ની ભાષા કઈ હશે? તે માહિતી હજુ પ્રાપ્ત શકી થઈ નથી. મળતી પાણી ની સંસ્કૃત ભાષા ના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેને અષ્ટધાય રચના કરી હતી. ચોથી સદી માં તેની રચના કરી હતી સંસ્ક્રુત ભાષા ને ઋષિ ની ભાષા અને વિજ્ઞાન ની ભાષા કહે છે, આજ ના સમય માં પણ વિશ્વ કક્ષા એ સર્વસ્વીકૃતિ મળી છે. ભારત પ્રાચીન ભારત સાહિત્ય અમ વેદો વેદો નો અર્થ જ્ઞાન થાય છે વેદો ચાર છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ભારતીય સાહિત્ય નું પ્રાચિંતમ પુસ્તક ગુરુવેદ છે એમાં કુલ એક હજાર અઠવીશ ઋચા નો સંગ્રહ છે. ઋગ્વેદ દસ ભાષા માં વહચયેલો અધ્ભૂત ગ્રંથ છે.

આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશ માં વસેલા આર્યો ની રાજકીય, સામાજીક, ધાર્મિક તેમજ આર્થિક બાબતો નું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદો ની રચના કરવામાં આવી તેમાં સામવેદ ઋગ્વેદ ઋચા ઓ ના ગાન કરવામાં રચવા ના આવે છે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીત ની ગંગોત્રી કહે છે યજુર્વેદ વેદ યજ્ઞ નો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવા આવતા મંત્ર, ક્રિયા અને વિધિ ઓ નું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. અથર્વ વેદ માં અનેક પ્રકાર ના કર્મકાંડ અને સંસ્કારો નું વર્ણન કરવા માં આવ્યું છે. ઉપનિષેધ સાહિત્ય માં બ્રહ્માણ્ડ નો આરંભ, જીવન, મૃત્યુ, ભોતિકઅને અધ્યાત્મિક જગત જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નો નું વિવેચન કરવા માં આવ્યું છે. અબૃદર્ણાય અને છ્ંદોગિય શરૂવાત ના ઉપનિષેદો સંવાદ ના સ્વરૂપ માં છે. પુસ્તકો ઉપનિષેદો તેની સંખ્યા એકસો આઠ દર્શાવે છે. બ્રમ્હાન ગ્રંથો - વેદો ના મંત્રો નો અર્થ સમજવા માટે તેના પર ઉપનિષેદો છે. અરણ્યકો - આર્યો પધ સ્વરૂપે રચાયેલ ટીકા ઓ નો બ્રમહણ ગ્રંથો માં સમાવેશ થાય છે. અને તેમજ જુદા - જુદા ગ્રંથ અને લિપિ નું માર્ગદર્શન છે. વન અથવા અરણ્ય માં આશ્રમ સંબંધ થી સતત ચિંતન કરી ને રચયેલા તેમના જીવન નો અંતિમ સમય અરણ્ય માં જય ને ગાળતા

રામાયનમા ભારતના બે મુકે રામાયન અને મહાભારત તેમા પ્રચિન ગ્રંથો છે આ મહાકાવ્યનુ વર્ત્માન સ્વરુપ તો ઇસ્વિસનનિ બિજિ સદિ મા મડ્યુ અયોધ્ય ના રાજુઍ રામ્ચ્ન્દ્ર ને કથા આપી છે આ મહાકાવ્ય મહાભારત કર્તા ઘણુ નાનુ છે તેમા અનયાત દિલ્ચસ્બ ઘટ્ના તથા સહ્સકો નુ વણન કરાયેલ છે. મહાભારત મા લગ્ભગ ઍક્લાખ સ્લોક્ક છે તે વિશ્વ નો સૌથિ મોટૉ કાવ્યૅ ગ્રથ છે. પાડૅવ અને કૌરવો વચે થયેલુ તેના મુખ્ય વીસય છે છ્તા તેમા અનેક નાની મોટી વાર્તાઑ ને પણ જોડી દેવમા આવ્યુ છે મહાભારત ના શ્રીમદ્ભગ્વતગીતા મા ઘહન દાર્સનિક સિદ્ધંતોનુ વિવ્ચન કરવામા આવ્યુ છે મોક્ષ પ્રાપ્તિ ના ત્રણ માગો વિવ્ચન કર્વમ આવ્યુ છેરામાયન અંને મહાભારત બન્ને મહા કવિઓ ઍ સદિયો સુદી લોકો ના વીચારો ને સહિત્ય સર્જન પર ભારતમાં સંસ્કાર સિંચનનુ પ્રેરક કાર્ય કયું છે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમા ધાર્મિક અને લૌકિક જેવી બન્ને પ્રકાર ના રચનાની સમાવેશ થાય છે પુરાનો ને આરૈભિક અને વૈદિક કમ ને સમજ્વામા મુખ્ય ભુમિકા ભજવી આ સમયગાડા દરમ્યાન અને સસ્ત્રો અને સ્તુતિ ગ્રંથ પણ લખાય આ સસ્ત્રો અને તત્વ ના ગ્રંથો છે. વિવિધ કક્ષાઓ ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખયા શરૂઆતથી ગ્રંથોમાં ધર્મ દ્વારા રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે પ્રારંભિક ભોજ પાલીભાષામાં લખાયયો સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયો તેને ત્રિપીટક તરીકે ઓળખવામાં આવે છે જેમાં સુતપીટક વિનયપિટક અને અભિપ્તમપિટક નો સમાવેશ થાય છે આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો પણ લખાયેલા કહેવાય છે ગ્રુપ યુગ ને સંસ્કૃત કાવ્ય અને નાટક ના વિકાસનો સુવર્ણીય કહે છે આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભભૂતિ, ભારવી, ભર્તુંવારી, બાણભટ્ટ માલધારી ઈત્યાદિનો સમાવેશ થાય છે આ તમામ ભારત ભરમાં વિખ્યાત છે જેમાં કાલિદાસનો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે જેમાં ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત ઋતુસહાય અભી હિના શંકુતલાવ વગેરે કાલિદાસ ના ગ્રંથો છે

પ્રસિદ્ધ ગ્રંથોમાં ભભૂતિનો ઉત્તમ રામચરિત ભારવીનો કેરાતા અર્જુનનો નિયમ ઇશાખા દૂધનો મુદ્રા રાક્ષસ ગુજરાતનો મોજ કરટીકા અને દંડીનો મને દસ કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે આ ગ્રંથોમાં મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ ત્રણે પ્રસંગો રૂપકો અને તત્વજ્ઞાન છે જેમાં ગુજરાતી ભાસામા પદ્ય સાહિત્ય રચાયું હતું સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અને કૃતિઓ રચાય જેમાં અને નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમગંગાસહી જેવા સાહિત્યકારોએ પદો ગીતો ગરવી છપ્પા અખાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને અવરોધ બનાવ્યો નર્મદ નવલરામ મહિપત રૂપરામ નીલકંઠ ગોવર્ધરામ ત્રિપાઠી શ્રીકિશોરલાલ મસુર વાલા

દ્રીવી ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે તેનું સાહિત્ય ઈસવીસનોના પુરાણો જેટલું જૂનું છે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનો આયોજન થયું જેમાં અનેક સંતો અનેક કવિઓએ પોતાની રચના તૈયાર કરી સ્વભાવસાહિત્યના અનેક વિષયો છે રાજનીત યુદ્ધ પ્રેમરતન વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ આ પૈકીના એક કવિએ તીલુવરુવરે વિખ્યાત ગ્રંથ કોરલ ની રચના કરી આ કાર્યમાં જીવનના અનેક પાટાનો વિભેદન કરવામાં આવ્યું છે તીન પત્તી કારમ અને મણીમેટ મલાય વિખ્યાત ગ્રંથો છે

કાશ્મીર ના ઇતિહાસ આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે આજ અર્થમા તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક રમ છે આ સમયની ભેગી મહત્વની રચના જયદેવનો ડેટબોડમ છે જેની ગણના સંસ્કૃતના સમુદ્રમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે આ સમયે અપ્રાંત થયેલી ભાષા માંથી આબેદી ભારતીય ભાષાનો વિકાસ થયો છે કવિ તત્પરાયેલ રચિત પૃથ્વીરાજરાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક રંગ છે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથ જેવી રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીર ગાથા યુગનો પ્રારંભ થયો

આ સમયમાં પણ ઘણી ભાષાનો વિકાસ થયો ભારતીય ભાષાને વિકાસ અને સાહિત્ય કૃતિઓ ઓની રચના દિલ્હી સલ્તનતકાળમાં વેગીલી બની હિન્દી ભાષા ના બે સ્વરુપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્ય રચનાના વિનય થવા લાગ્યો આ બંને ભાષાઓમાં અને ભક્તિ ગીતો રચાયા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાન ની ભાષામાં વીર ગાથાવા લખાય વિખ્યાત વિરગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીયન ભાષાઓમાં સાહિત્ય રચવાનો શરૂ થયો મુલ્લા દાઉદ ઈબ્રાહીમ ચંદ્રયાન હે અવધી ભાષા નો સૌથી જૂનો ગ્રંથ છે જોકે પ્રાચીન ગ્રંથો પન્નાભાસીઓ જી હુ શ્રુતિ વાત કરું છુ. આપનું નામ જાણી શકુ છું? એટલે કે connectivity સરખી નથી મળતી. તમે data use કરીએ ને એમાં connectivity માં બોવ error આવે છે. slow data speed આવે છે અને slow data માં connectivity સરખી મળતી નથી.

ત્યારે બોવ Error આવે છે સરખી રીતે અમે use નથી કરી શકતી. જી બંધ થાય છે એટલે જેવી રીતે download કરતાં હોય તો જોયું ને અટકી જાય છે પછી ફરીવાર નેટ ફરીવાર phone flight mode પર મૂકીને કરીયે તો ફરિવાર ચાલે ફરીવાર બંધ થાય જય પછી connectivity છે એવી રીતે મળતી નથી બહુ error આવે છે વચ્ચે વચ્ચે અ એક વાર જણાવી દોને આપ કાઈ રીત થાય છે તો શું idea રહે એક વાર હું check કરી લવ. LTE આવે છે કે પછી અમુક વાર એચ આવે યા તો ઈ પ્લસ થઈ એચ પ્લસ થઈ જાય યા ઈ આવે અને એના પછી data ના ચાલે. જી ઘણીવાર આવુ થાય કે બતાવતા નથી પછી શું અમે phone switch-off કરીને on કરીયે ને flightmode ઉપર મુકીએ તો બતાવે પછી ઇ ના આવે. યા એચ પ્લસ થઈ જાય પછી connectivity બોવ જ ઓછી મતલબ કહીએ ને બહુ એટલે એક mb ભી અગર યુઝ કરવું હોય તો અમે ના કરી શકીએ. એક mb use નહિ થઈ શકતું. અને ડેટા જેવાં હોય ટુ જીબી જીબી તમે નેટ કરાઈએ તો ડેટા બધાં એમનેમ જતું use જ ના કરી શકીએ સરખી રીતે અને અમુકવાર રાત ના ટાઈમે વધારે connectivity નો problem આવે છે. જી થાય છે એવું connectivity મા અમુક વાર ઘણી વાર એવું થાય છે week મા ત્રણ કે ચારવાર આ problem રહે જ છે. જી તો એના માટે અમે શુ કરી શકીયે?

એટલે કે ma'm બધા phone ની અંદર same જ setting હોય છે કે અલગ અલગ phone મા હોય છે મારો phone four g જે android છે. શું તમે મને સરખી રીતે જનય શકો ચો કે શેની અંદર કેમ કે મને setting ના વિશે આટલો બધો ખ્યાલ નથી.

Running application એમાં એવું હોય છે કે youtube છે કે other કોય application જે આપડે use કરતાં હોય એે જ ચાલુ હોય છે પછી બીજા બધા running application એ તો છે પણ one gb data મળે યા two gb datadata daily મળે એ ની coonectivity માં error આવે તો મારા જોડે એ net જતું જ રહશે suppose. એમાં connectivity તો આવી જોએ ને. જી another application બંધ ભી કરી હોય, અને અથવા ટ્રાય તો કર્યું જ છે. OTHER RUNNING APPLICATION બંધ ભી કરી હોય જેટલા MBUSE તો થવો જોઈએ ને? suppose ચાલો અમે જે આ use કર્યું છે FIFTY PERCENT પતિ પણ ગયું છે પણ બાકી ના જે FIFTY PERCENT બાકી હોંય DATA એ બી use કરવા માં એટલી જ problem આવે ને તો સરખું થોડું તો data મડે ન? જે અમે સારી રીતે use કરી શકી એ. એ પણ છે અને જે applications રોજે use કરતાં હોઈએ છીએ તો એ application તો બંધ ન થાય ને? કેમ કે daily usage માટે હોય છે એટલે. એટ્લે એવુ તો કશુ નથી ને કે એમને update કરવાં ની હોય કોય application યા new કોઈ update કરીએ તો connctivity ના આવે કે પછી એવું તો નથી ને કે theme બદલવા ની હોય કે પછી એવું નથી કે sim બદલવાની હોય? કે અમુક વાર એવું થાય છે કે running application જેમકે ચાલુ હોય જે data હોય ધ્યાન બારું એનું USAGE થઈ જાય તો તો બી net on રહી જે તો બી જતું રે છે. જી running application બંધ કરવા માટે setting કરી દવ? setting જે જણાવ્યું એ ફરી વખત જણાવી શકશો?

એ છે ને mobile ના main menu ની અંદર જઈને?

એનાથી જે application છે, એ આપોઆપ બંધ થઈ જશે?

ઘરની અંદર તો આવી રીતે slow data માં બોવ error આવે છે કે network બરોબર use ના કરી શકે. હા, અગર બહાર જઇએ તો even network સારું આવે છે. પણ connectivity માં થોડો ઘણો બવ વધારે ખબર, calling માં તો કોઈ problem નથી રહેતી.

જી અમ જિલ્લો તાલુકો બંને અમદાવાદ જ છે. અને હું મણીબગ area માં રહું છું સેટેલાઈટ માં. અમ જૈન દેરાસર છે. જ્યાં એક parlour નું એક મોટું new company ખૂલી છે કૈંક. એ છે અને બાકી તમે જૈન દેરાસર લખી દો એટલે થઈ જશે. ત્યાં નજીક માં એ જ છે. એ આખા area માં connectivity ની problem છે ખાલી મારા નંબર ઉપર જી calling માં તો problem નથી આવતો. જે રીતે calling કરીએ છીએ તો calling માં વાત જે અવાજ કપાય કે call break થાય છે, voice break calling માં તો સારી રીતે વાત થાય છે. ખાલી GBproblem છે એ data usage કરવામાં આવે છે અને એ બી ચાલે છે સારી રીતે. અમુકવાર નથી ચાલતાં અને અમુકવાર આવી રીતે data માં વધારે usage કરવા જોઈએ કે કઈ થાય તો આવી રીતે buffering આવી જાય છે. એટલે સરખી રીતે data use નથી કરી શકતા. ના તો મે કોઈ download કરવા મૂક્યું હોય તો એ થતું નથી. નહીં net on હોય તો use નથી થતાં, જે usage કરીએ તેના પછી તો connectivity માં બોવ error આવે છે. મે આપને જણાવ્યું કે data on થાય એવી જ રીતે આવે છે. youtube ખોલીએ કે video જોઈએ પછી આપોઆપ stop થઈ જાય buffering થવા લાગે, પછી flight mode માં મૂકું તો ફરી વાર ચાલે ફરી વાર એવું ને એવું થાય અને connectivity માં સતત error આવે. જી અને હું જાણી શકું કે આપે મારી complain register કરી છે. તો કેટલા સમયની અંદર resolve થઈ જશે? જે આપે કન્ફમ છે એનો જિલ્લો તાલુકો જણાવવાનો કે યા રહશે અને કેટલા સમયમાં થઈ જશે? પાક્કું ચોવીસથી અડતાલીશ કલાકમાં થઈ જશે કે ઓર સમય લાગશે? અને ત્રેવીસસો નવ્વાણુંનો જે plan કરાયો છે આખા વર્ષ માટેનો તો daily two gb data મળે છે. તો એ connectivity માટે એ plan સારો જ છે ને?

thank you જી માહિતી આપવા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 નમસ્તે ભોંમિક ભાઈ કેમ છો બસ મજામાં તમે કયો અરે સાહેબ મેં તમે એટલે તમને call કર્યો છે કે મારે થોડીક કલાકાર વિશે જાણકારી જોતી હતી કે કલા એટલે શું ને કલાકાર એટલે શું?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 કલા એટલે શું ને કલાકાર એટલે શું બહુ સારું topic છે આ topic ઉપર આપડે જે વાત કરવા જોઈએ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 થોડું હું તમને ટૂંક માં સમજાઉં

મારા મત મુજબ તાલને જે આકાર આપેને એને કલાકાર કહવાય

જી તાલને જે આકાર આપે એ એને કલાકાર કહવાય અને કલાકાર હોય એ ગણા પ્રકાર નો હોય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 કોઈ પણ એક વસ્તુમાં પારંગત હોયને એટલે હું એવું નથી કહતો ચિત્રકળા જ કલાકાર કહવાય કે નાટ્યકલા જ કલાકાર કહવાય એ બધાં તો કલાકાર છે જ પણ એની ઉપરાંત

ગાડીના નટબોલ્ટ કદાચ એ feet કરતો હોય કદાચ એ ઘર બનાવા વાળો કોઈ એક મજુરભી હોઈ શકે જે ઘરને ઘર બનાવતો હોય કેમ એ પણ ઘરને આકાર તો આપે જ છે ને તો પણ એ કલાકાર જ થયો એ પણ ઘર બનાવે છે કોઈ પણ રસ્તાઓ બનાવતો આપડો કોઈ મજુર ભાઈ હોય એને તમે કલાકાર કહી શકો કેમ કે એ પણ એક અ દીસા આપે છે માણસો ને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 વાહ સુ વાત છે બહુ સરસ ટૂંકમાં અને બહુ જાજુ તમે કહી દીધું મારે એટલા પ્રસ્નો પૂછવા હતા એના કરતા પણ વધારે તમે કઈ દીધું છતા હું પુછુ કે આપણે એમ કઈ શકીએ કે દુનિયા નું સૌથી બ્રહ્માંડ નું સૌથી મોટામાં મોટો કલાકાર ઈશ્વર છે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 હા સૌથી મોટો કલાકાર એજ કહવાય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

અને તમે ઘણી વખત નાની થી અત્યાર સુધી માં સાંભળ્યું હશે કે ભાઈ ઉપર વાળો છે દિગ્દર્સક છે ને આપણે બધાંથી એ કટપુતળી એ જેમ નાચે એમ આપણે નાચવાનું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 આપણે કઈ તરફ જઈએ ઈ આપને એવી રીતના સાચી દિશા માં લઈજવા માંટે ઘણીવખત આપણે એ રસ્તાઓ દેખાડતો હોય છે પણ આપણે એને પછી અલગ રીતે કે હવે ઉપર વાળો નાચે એમ નાચવાનું એવું ખરેખર હોતું નથી જે આપણે કલાકાર ની definition હું તમેન કવું છુ કે જેમ કે તમે જે બધું ઝાડ છે કુદરતી હવા છે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

અને હું તો એવું કવું છુ કે ઈશ્વર આપણે અંદર પણ છે એટલે આપડે કલાકાર છીએ જો આપણે એક કલાકાર ના અંશ હોય તો આપણે કલાકાર જ કહવાય પેલું કહવાય ને કે મોર ના ઈંડા હોય એ ચીતરવા ના પડે એના જેવું ના સાચીવાત સાચી વાત

તો પ્રશ્ન હજી એક પુછુ તમને કે આપડે કલાકાર જન્મ જાત હોય છે કે પછી અમુક વાર બની જતા હોય છે અમુક વાર દિલ તૂટે ને કલાકાર બને અથવા જન્મ જાત કલાકાર હોય છે કે પેદા થાય ત્યારથી ને માણસ કલામાં જ વળ્યા જઈએ જે કે માં સાથે દીકરાને એવો વ્યવહાર એ પણ કલા છે પિતા સાથે દીકરા દીકરીનો વ્યવહાર એ પણ એક કલા જ છે પછી ભણવા જાયે તો એ પણ એક કલા છે પણ આજે લોકોને રીજાવા માટે જે કલા થાયછે અત્યારે theater માં ક્યાંક ક્યાક્ર સંગીત માં જેમનુત્ય type ની કલાકારી અલગ હતી જેમ અમિતાભ બચન type ની કલાકારી અલગ છે જેમ રજની કાન્ત ની કલાકારી અલગ છે તો આવી કલાકે આવી ફિલ્મ ને લોકોને રીજાવા માટે એ કલાકારો શું શું કરતા હશે ફિલ્મ નીં અંદર કે સુ સુ બદલાવ લી આલતા હશે ની અંદર હમ જો સવાલબહુ સારો છે પણ થોડોક હું અટપટો જવાબ આપીશ આનો કલાકાર એટલે તમને જેમ કીધું કે નાનપણથી જે કલાકાર હોય છે જેમ આપણે વાત થઈકે મોર ના ઈંડા ચીતરવા ના પડે કલા હોય ને એ તમારા લોયમાં હોય ઠીક છે સૌથી પહલી વાત કલાકાર કોઈ ઈચ્છે એવો બની શકે છે અને કોઈ હોય એને god gift કહવાય એ god gift છે કે આની જનમ જાત જ અત્યારના જમાના પ્રમાણે કહે loaded આ loaded જ છે પહેલે થી જનમ થી એને એ પારંગત છે જ દરેક વસ્તુમાં કોઈ એક હોય એક માણસ એવો હોય જેને તમે એક સબદ એવો કીધો

ઘણો બધો તફાવત છે અને અ વસ્તુ એ છે કે અંતે છે કલાકાર જ નથી એવું નથી પણ આ બે એક અલગ વસ્તુ છે હવે તમે જો ઘરાણો લેવા જાઓ જેમ અ સંગીત માં તમે જોવોને ઘણા ના હોય ઠીક છે તમે સાચ્વ્યું હશે

એ બધાં કેવા છે કે એ પહેલથી જ પેઢી દર પેઢી છતા આવેલા કલાકાર છે તે ઈ ઘરાનો છે બરાબર અમુક નામ નથી આવડતા નકાર હું તમને ઉદાહરણ તરીકે કેત ઘરાના અ dance માં પણ હોય નુત્ય માં પણ હોય ચિતા માં પણ હોય ઘરાનાહોય અ સંગીત માં પણ ઘરાના હોય તે આ ઘરાના નો માણસ છે તો એક એ બધા કલાકાર એવા ને જે પેઢી દર પેઢી આવે જ છે હવે અટપટો થોડો કહો તો એમાં છે કે એ ઘરાનો જ્યાંથી સરું થયું હસે જ્યાંથી શરૂઆત થઈ હસે એના માતો god gift ક હસે ને એને તો કંઈ શીખેલું નહિ હોય એટલે આ થોડી અટપટી વસ્તુ છે પણ હા કલાકાર એવો હોય શકે જેની સાથે કદાચ tragedy થઈ હોય તો એ પછી કલાકાર જ બને કેમ કે કલા એક વસ્તુ એવી છે જે તમારા જીવન ને સાંત કરી શકે છે અને સીધા રસ્તા પર સરળ રસ્તા લઈ જઈ શકે છે અને કલા જે વસ્તુ એવી છે કે એ કલાને તમે સાધના પણ કંઈ સકો જો બીજી રીતે જોવા જાયેં તો ન ના બરોબર સાચી સાચી વાત સાધના તરીકે પણ લઈ સકો કારણ કે આપણે હાસ્ય સમ્રાટ ગણીએ ગુજરાતના સહાબુદીન રાઠોડ સાહેબ કીધું હતું કે જ્ઞાનનું કે જે જ્ઞાની પુરુષ હોય ને જ્ઞાનનું પહેલું પગથીયું છે એ હાસ્ય જો હાસ્ય હસવું એટલે જો એમ જે વ્યક્તિ દિલ થી હસતો હશે વિચારતો નહી હોય અને જે વિચારતો હશે એ વ્યક્તિ હસતો નહી હોય ના તમારી વાત સાચી છે સાધના જેવું જ છે બધું એમાં એવું વરસો ને વરસો